લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે બીજા ડેટા સોર્સીસમાહિતી સ્ત્રોતો એક્સેસ કરવાં odb ડેટાબેઝો રજીસ્ટર કરવાં નોંધવાં ડેટા સોર્સીસમાહિતી સ્ત્રોતો જોવાં અને રાઈટરમાં ડેટા સોર્સીસ માહિતી સ્ત્રોતો વાપરવાં ચાલો આપણે જોઈએ કે બેઝમાં બીજા માહિતી સ્ત્રોતોને આપણે કેવી રીતે એક્સેસ કરી શકીએ છીએ
બેઝ ડેટાબેઝો સિવાયનાં બીજા સ્ત્રોતોને એક્સેસ કરવાં માટે લીબરઓફીસ પરવાનગી આપે છે
તે એને બીજા લીબરઓફીસ ડોક્યુમેન્ટ સાથે જોડવાં માટે પણ પરવાનગી આપે છે
ઉદાહરણ તરીકે આપણે લીબરઓફીસ બેઝની અંદરથી જ એક સ્પ્રેડશીટ અથવા એક સાદું ટેક્સ્ટ ડોક્યુમેન્ટ એક્સેસ કરી શકીએ છીએ
અને ત્યારબાદ તેને લીબરઓફીસ રાઈટર ડોક્યુમેન્ટમાં લીંક જોડી કરી શકીએ
એક ઉદાહરણ તરીકે ચાલો આપણે લીબરઓફીસ કેલ્ક વાપરીને એક નમૂનારૂપે સ્પ્રેડશીટ બનાવીએ
ક્લિક કરો સ્ટાર્ટ મેનું જીટીજીટી અલ્લ પ્રોગ્રામ્સ અને લિબ્રિઓફિસ સ્યુટ મેનું ખોલો
અથવા જો લીબરઓફીસ પહેલાથી ખૂલેલ હોય તો આપણે એક નવી સ્પ્રેડશીટ ખોલવાં માટે ફાઇલ ન્યૂ અને ત્યારબાદ સ્પ્રેડશીટ ક્લિક કરી શકીએ છીએ
હવે સ્પ્રેડશીટમાં ચાલો આપણે ઈમેજ છબીમાં બતાવ્યાં પ્રમાણે કેટલાક માહિતીનાં નમૂના ટાઈપ કરીએ
ltઅટકોgt અને ડિરેક્ટરીનાં સ્થાન પર આ સ્પ્રેડશીટને લાઇબ્રેરીમેમ્બર્સ તરીકે સંગ્રહિત કરીએ
હવે ચાલો સ્થાનને યાદ રાખીએ કારણ કે આપણને આ ફાઈલને આપણા ઉદાહરણમાં પછીથી ઉપયોગમાં લેવાની રેહશે
અને આપણે કેલ્ક વિન્ડો બંધ કરીશું
ઠીક છે ચાલો હવે આપણે જોઈએ કે આ સ્પ્રેડશીટને આપણે લીબરઓફીસ બેઝમાંથી કેવી રીતે એક્સેસ કરી શકીએ
આ કરવાં માટે બેઝને ક્યાં તો વિન્ડોઝ સ્ટાર્ટ menuમાંથી ખોલો અથવા જો લીબરઓફીસ પહેલાથી ખૂલેલ હોય તો આપણે ફાઇલ ન્યૂ અને પછી ડેટાબેઝ ઉપર ક્લિક કરીશું
હવે આ ડેટાબેઝ વિઝાર્ડ ખોલે છે
અહીં આપણે કનેક્ટ ટીઓ એએન એક્સિસ્ટિંગ databaseઉપર ક્લિક કરીશું
ત્યારબાદ ડ્રોપડાઉન ઉપર ક્લિક કરીશું
વિવિધ ડેટાબેઝ સ્ત્રોતોને આ યાદીમાં જુઓ જેને બેઝ એક્સેસ કરી શકે છે
અને અહીં આપણે સ્પ્રેડશીટ ઉપર ક્લિક કરીશું
અને નેક્સ્ટ બટન
હવે બ્રાઉઝ બટનના ઉપયોગથીચાલો આપણે આપણા પહેલા સંગ્રહિત કરેલી જગ્યાએથી સ્પ્રેડશીટનું સ્થાન શોધીએ
જો સ્પ્રેડશીટ માટે પાસવર્ડ હોય તો આપણને તે પણ પુરૂ પાડવાની જરૂર રહેશે
અહીં આપણને તેની જરૂર નથી
ચાલો આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ
હવે ચાલો આપણે સ્પ્રેડશીટને એક માહિતી સ્ત્રોત તરીકે નોંધીએ
અને તેમાં થોડા ફેરફાર કરવા માટે તેને ખોલીએ
અને ફિનિશ બટન ઉપર ક્લિક કરીએ
હવે ચાલો અહીં આપણે ડેટાબેઝનું નામ આપીએચાલો આપણે લાઇબ્રેરીમેમ્બર્સ ટાઈપ કરીએ
સંગ્રહિત કરવાનાં પ્રકાર પર ધ્યાન આપો અહીં તે ઓડીએફ ડેટાબેઝ કહે છે જે આપણા કેસ કિસ્સામાં odb છે
અને તેને એજ સ્થાને સંગ્રહિત કરો જ્યાં સ્પ્રેડશીટ છે
અહીં આપણે બેઝમાં સ્પ્રેડશીટને એક માહિતી સ્ત્રોત તરીકે નોંધી લીધી છે
આપણે હવે બેઝની મુખ્ય વિન્ડોમાં છીએ
અહીં ચાલો આપણે ડાબી બાજુએ આવેલ ટેબલનાં આઇકોન ઉપર ક્લિક કરીએ
શીટ1 શીટ2 અને શીટ3 ટેબલોની નોંધ લો
ચાલો આપણે શીટ1 ખોલવાં માટે તેના પર બે વાર ક્લિક કરીએ અને સ્પ્રેડશીટમાંની માહિતી આ રહ્યી
હવે સ્પ્રેડશીટ એક્સેસ કરવાની આ પદ્ધતિ વડેઆપણે કોઈ પણ જાતના ફેરફાર અહીંથી કરી શકીશું નહીં
આપણે ફક્ત માહિતી જોઈ શકીશું અથવા અહીંથી હયાત માહિતી પર આધારિત ક્વેરીઓ અને રીપોર્ટો અહેવાલો બનાવી શકીશું
તો ફેરફારો સીધાં સ્પ્રેડશીટમાં જ કરવામાં આવે છે
odb ડેટાબેઝોને રજીસ્ટર કરીને નોંધાવીને
હવે અહીં બીજા કેટલાક પ્રોગ્રામો છે જેમ કે openofficeઓર્ગ જે odb ડેટાબેઝો ઉત્પન્ન કરી શકે છે
આને લીબરઓફીસ બેઝમાં ઉપયોગ કરવા આપણને પહેલા તેને બેઝમાં રજીસ્ટરનોંધવુંકરવા પડશે
કોઈપણ odb ડેટાબેઝો નોંધવા માટે આપણને બેઝ ખોલવું પડશે અને ટૂલ્સ ઓપ્શન્સ લિબ્રિઓફિસ બસે અને ડેટાબેસ પસંદ કરવું પડશે
રજીસ્ટર ડેટાબેઝીસની અંદર ક્લિક કરો ન્યૂ જ્યાં ડેટાબેઝ સ્થાન ધરાવે છે ત્યાં બ્રાઉઝ કરો અને ખાતરી કરો કે નોંધાયેલું નામ બરાબર છે કે નહીં
અને ઓક બટન ઉપર ક્લિક કરો
ચાલો આપણે જોઈએ કે લીબરઓફીસમાં માહિતી સ્ત્રોતો આપણે કેવી રીતે જોઈ શકીએ
આ માટે ચાલો સ્પ્રેડશીટનું ઉદાહરણ લઈએ જે આપણે બેઝમાં નોંધ્યું હતું
હવે આપણે તેને લીબરઓફીસ રાઈટર અથવા કેલ્કમાં વાપરી શકીએ છીએ
ઉદાહરણ માટે ચાલો આપણે જોઈએ કે કેવી રીતે આપણે તેને લીબરઓફીસ રાઈટરમાં જોઈ શકીએ છીએ
પહેલા ચાલો આપણે બેઝ વિન્ડોમાંથી રાઈટર ખોલીએ
આ માટે ચાલો આપણે ક્લિક કરીએ ફાઇલ ન્યૂ અને પછી ટેક્સ્ટ ડોક્યુમેન્ટ
હવે આપણે રાઈટર વિન્ડોમાં છીએ
ઉપલબ્ધ માહિતી સ્ત્રોતો જોવાં માટે આપણે ટોચ ઉપર આવેલ વ્યૂ મેનુને ક્લિક કરી તેમાંના દાતા સોર્સિસ ઉપર ક્લિક કરીશું
વૈકલ્પિક રીતે આપણે ફ4 બટન દબાવી શકીએ છીએ
હવે ઉપર ડાબી બાજુએ આપણે રજીસ્ટર નોંધાયેલા ડેટાબેઝોની યાદી જોઈ શકીએ છીએ જેમાં લાઇબ્રેરીમેમ્બર્સ સમાવિત છે જે આપણે હમણાં બનાવ્યો હતો
ડેટાબેઝને જોવાં માટે આપણે તેને વિસ્તૃત કરશું ડેટાબેઝ નામની ડાબી બાજુએ આવેલ સરવાળાનાં ચિહ્ન ઉપર ક્લિક કરો
અને આપણે ટેબલોને વિસ્તૃત કરશું
અહીં આ રહી શીટ1 2 અને 3
ચાલો આપણે શીટ1 ઉપર ક્લિક કરીએ
તો રાઈટર વિન્ડોનાં ઉપર જમણી બાજુએ દેખાય છે તે છે આપણી માહિતી
હવે આપણે જોઈશું કે આપણે આ માહિતીને આપણા રાઈટર ડોક્યુંમેંટમાં કેવી રીતે વાપરી શકીએ છીએ
ઠીક છે અહીં જો આપણે ઉપર આવેલ ટેબલમાંથી તમામ માહિતી વાપરવાં ઈચ્છીએ તો આપણે બધા જ રેકોર્ડોને પહેલા ત્યાં પસંદ કરીશું
આ માટે પ્રથમ રેકોર્ડમાંપ્રથમ સ્તંભની ડાબી બાજુએ આવેલ ભૂખરાં સેલ ઉપર ક્લિક કરીએ
ત્યારબાદ Shift બટન દબાવી રાખીને આપણે છેલ્લાં રેકોર્ડમાં આવેલ પહેલી સ્તંભની ડાબી બાજુએ સ્થિત ભૂખરાં સેલ ઉપર ક્લિક કરીશું
ધ્યાનથી જુઓ બધીજ માહિતી પ્રકાશિત થાય છે
હવે આપણે આને ક્લિક દબાવવું ડ્રેગ ખસેડવું અને નીચે આવેલ રાઈટર ડોક્યુંમેંટ પર ડ્રોપ એક જગ્યાએ મુકવું કરીશું
પછી આપણે ઇન્સર્ટ ડેટાબેઝ કોલમ્ન્સ શીર્ષક ધરાવતી એક પોપ અપ વિન્ડો જોશું
તો અહીં આપણે ઉપર આવેલ ટેબલ વિકલ્પ પર ક્લિક કરીશું
અને પછી બધાજ ફીલ્ડો ક્ષેત્રોને ડાબીથી જમણી યાદીમાં ખસેડવાં માટે બે બાણ ધરાવતા બટન ઉપર ક્લિક કરીશું
અહીં વિવિધ પસંદગીઓ છે તે જુઓ
હમણાં માટે આપણે ખાલી ઓક બટન ઉપર ક્લિક કરીશું
અને અહીંયા ડોક્યુંમેંટમાં સમગ્ર માહિતીનો ટેબલ દેખાય છે
આગળ ચાલો આપણે જોઈએ કે આપણે કેવી રીતે વ્યક્તિગત ફીલ્ડો ક્ષેત્રો દાખલ કરી શકીએ છીએ
ચાલો આપણે રાઈટર ડોક્યુંમેંટની ઉપર જઈને Enter બટન બે વાર દબાવીએ
ફરીથી ઉપર ડાબી બાજુએ જઈએ
અહીંયા ચાલો ટાઈપ કરીએ મેમ્બર Name160 સભ્યનાં નામ અર્ધવિરામ અને ત્યારબાદ ઉપર જમણી બાજુએ આવેલ માહિતી સ્ત્રોતોનાં વિસ્તારમાં નેમ નામ કોલમમાં ક્લિક કરીએ
હવે આપણે તેને ક્લિક દબાવવું ડ્રેગ ખસેડવું કરીને આપણે ટાઈપ કરેલી ટેક્સ્ટ પછી ડ્રોપ એક જગ્યાએ મુકવુંકરીશું
અને આપણે ટેબ બટન દબાવશું અને ટાઈપ કરીશું ફોન number160 ફોન ક્રમાંક અર્ધવિરામ અનેઆપણે જાણીએ છીએ કે આપણે શું કરવું છે શું નથી જાણતાં
આપણે ફોન કોલમને ઉપરથી ક્લિક કરીને ડ્રેગ કરીશું અને તેને આપણી ટેક્સ્ટ પછી ડ્રોપ કરીશું
ત્યાર બાદ પ્રથમ રેકોર્ડને પ્રકાશિત કરવા તેની ડાબી બાજુએ આવેલ ભૂખરા સેલ ઉપર ક્લિક કરીએ
અને ત્યારબાદ આપણે દાતા ટીઓ ફિલ્ડ્સ આઇકોન પર ક્લિક કરીશું
આ તમને ઉપર આવેલ ટેબલ ડેટા ટૂલબારમાં ફોર્મેટિંગ ટૂલબારની નીચે મળશે
જુઓ ઉપર આવેલ ટેબલમાંની માહિતી હવે રાઈટર ડોક્યુંમેંટમાં દેખાય છે
બીજા રેકોર્ડને લાવવાં આપણે ફક્ત એક જુદા રેકોર્ડને પ્રકાશિત કરવું પડશે અને દાતા ટીઓ ફિલ્ડ્સ આઇકોન ફરીથી વાપરવું પડશે
તો અહીં આપણે શીખ્યાં કે લીબરઓફીસ ડોક્યુંમેંટો અંદર માહિતી સ્ત્રોતો કેવી રીતે વાપરવાં
લીબરઓફીસ બેઝમાં બીજા ડેટા સોર્સેઝ માહિતી સ્ત્રોતો એક્સેસ કરવાંનું શીખવાડતું આ મૌખિક ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે
સારાંશમાં આપણે શીખ્યાં કે કેવી રીતે બીજા ડેટા સોર્સેઝ માહિતી સ્ત્રોતો એક્સેસ કરવાં odb ડેટાબેઝો રજીસ્ટર કરવાં નોંધવાં ડેટા સોર્સેઝ માહિતી સ્ત્રોતો જોવાં અને રાઈટરમાં ડેટા સોર્સેઝ માહિતી સ્ત્રોતો વાપરવાં મૌખિક ટ્યુટોરિયલ યોજના ટોક ટૂ અ ટીચર યોજનાનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
આ યોજના httpspoken tutorialorg દ્વારા અનુબદ્ધ છે
આ વિશે વધુ માહિતી httpspoken tutorialorgNMEICT Intro આ લીંક ઉપર ઉપલબ્ધ છે
આઇઆઇટી મુંબઈ તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર છે ભરત સોલંકી અને રેકોર્ડ કરનાર હું છું શિવાની ગડા